નદી ની દૂર સરસ મજાના લીલાછમ ઝાડ આવેલા છે.

એમાં બ્લેક કલર અને યેલો કલર દેખાઈ રહ્યો છે.

લાઈટ હાઉસ જ્યાં લખ્યું છે એની બાજુમાં એક રસ્તો છે એ રસ્તો ભીનો દેખાય છે.

એની નીચે રેડ કલરમાં બેગ્રાઉન્ડ માં હુસેની ઓટો ક્લાસ અને જમણી બાજુ મોબાઈલ નંબર લખ્યો છે.

બોર્ડ ની ઉપર જે વસ્તુ વેચાણ ત્યાં અવેલેબલ હશે તેની બધી માહિતી લખેલી છે.

એની બહારની બાજુ રોડ ચાલુ છે રોડ પર એક ગાડી જઈ રહી છે.

એનો જે ઓવર બ્રિજ બનેલો છે તેને સરસ મજાનો કલર કરેલો છે જે ગ્રે કલર નો છે.

બોર્ડ ઉપર હાર્મોનિયમ શીતાર તબલા ના ચિત્ર દેખાઈ રહ્યા છે.

જે માણસ વ કારને સાફ કરી રહ્યો છે સરસ મજાનો એ માણસે સ બ્લેક કલર ની ટી-શર્ટ અને બ્લેક કલર નો ટ્રેન્ક પહેર્યો છે.

અનયુઝેબલ પા બધા ઝાડ ઊગી નીકળેલા છે.

અહીં બ્લેક કલર ની ચેર દેખાય છે.

બોક્સ છે લેટરબોક્સની ઉપ્પર ક્લિયરન્સ લખેલુ છે.

સ્ટાર્ટિંગ માં એક સરસ મજાનું કુંડુ છે એ કુંડા પર વાલી પેન્ટ કરેલી છે એની અંદર જે ફ્લાવર છે એ પિન્ક અને વાઈટ રંગના છે.

આ કોટેજ છે કોટેજ ઘણા બધા છે.

વિન્ડોને પડદા લગાવેલા છે પડદાનો રંગ સફેદ છે.

સીલીંગ પર પંખા લગાવેલા છે લાઈટ લગાવેલી છે.

ટેબલ ની સામે ખુરશી છે. જેનો કલર લાલ છે.

એની અંદર બધી કટલરી દેખાઈ રહી છે નેલ પોલિસ છે.

આ એલજી નો શોરૂમ છે જેમાં અલગ-અલગ સાઈઝ ના એલ_જી ના એ_લી_ડી ટી_વી જોવા મળે છે.

બે ઓરેંજ કલર ની ધજા અને એક યલો કલર ની ધજા દેખાઈ રહી છે.